તમારી બોલવાની કે ચાલો તમે સાંભળી શકો છો તમે લખી શકો છો પણ તમે બોલી કેટલું શકો છો કારણકે તમે ક્યાંય પણ જાઓ તો તમને એ વસ્તુ તો ખબર જ છે કે બે માણસ ની વચ્ચે અઅ

વાર્તાલાપ થવો જોઈએ વાર્તાલાપ માટે બોલવું જરૂરી છે હવે તમે અંગ્રેજી બોલી પણ દેતા હોય પણ તમારું બોલવાનું થોડું કાચું પણ હોય તો એનાથી સુ થશે સામે વાળો માણસ તમારી વાત સમજી નઈ શકે તો અઅ એટલું સરળ ના રે તમારે માટે ત્યાં જીવવું એટલે એ લોકો તમારો બોલવાનો પણ test લેતા હોય અને પછી ત્રીજી છે વાંચવાની પરીક્ષા હવે વાંચવાની પરીક્ષા મતલબ કે તમ તમને થોડા બધા એવા બધા ફકરા આઈપા હશે અને તમને કીધું હશે આ ફકરો વાંચો. અને એ ફકરામાંથી વાટમેં અઅ પ્રશ્નો ના જવાબ લખો એટલે એમાં પછી તમારી અંગ્રેજી સમજવાની ક્ષમતાની કે પરીક્ષા લેવામાં આવે છે કે તમે કોઈ વસ્તુ વાંચો છો ચાલો વાંચી લીધું હવે એમાંથી સીધે સીધે જવાબ લખવી હોય તો માણસ માટે સેલુ છે પણ ઈ તમે ફકરો વાંચો પછી એને સમજો અને ઈ સમજી ને એનો જવાબ લખો

લઘભગ બધા marks કેતા હોય તે એ લોકો એને પરીક્ષામાં એને band કે છે તમારે જો વિદેશ જાઉં હોય તો તમને કોઈ પણ પરીક્ષામાં ઓછા માં ઓછા છ પોઇન્ટ પાંચ band હોવા જરૂરી છે તમારા માટે એટલે સડા છ band તમારા માટે હોવા જરૂરી છે તો તે પરીક્ષામાં પાસ ગણાઓ.

અઅ ત્યાંની જે બધી વિશ્વવિદ્યાલય છે કે મહાવિદ્યાલય બધી છે એ લોકો એવા નિયમ રાખે છે કે ભાઈ આ પરીક્ષામાં તમને આટલા marks તો હોવા જરૂરી છ અને એના સિવાય band મળી શકે ઈ છે નૌ band અને તમારે જમ મેં કીધું કે બધા વિષયમાં

બોલવાનું થોડું કાચું છે ને એમાં તમને કદાચ છ આવી ગયા તો કદાચ તમને જતું કરી શકે પણ એ જરૂરી નથી કે બધા જતું કરશે એટલે તામર માટે જરૂરી જ છે એટલે બધાય એવું કે છે કે મેહનત એવી કરવાની કે તમને આમ સારા marks મળી જ જાય

તો એ તમને એ લોકો આ scholarship ને એવું બધું બી આપે છે તો તમારો ખર્ચો ઘણો ઓછો થઇ જાય ત્યાં જવાનો અત્યારે અઅ વિદેશ જાવાના કાંઈ ખર્ચા ઓછા તો છે નઈ પચીસ થી પચાસ લાખ સુધીનો ખર્ચો બઉ સહેલાઈથી થઇ જાય છે એની જગ્યાએ તમે આવી રીતે નૌ band લઇ આવો તો તમારી જે scholarship ના લીધે ઓછા થયા એ ચોક્સપણે અ આપડી સરકાર પણ ઘણીબધી સહાયતા આપે છે આનામાટે અને તમે સમજો કે જે સંસ્થામાં જતા હોય તો ત્યાંની અમુક સંસ્થાઓ પણ આવી રીતે બાળકોને scholershipo આપતી હોય છે અને તમે કીધું એ પણ સાચી વાત છે canada માં તમારે ભણવા જાઉં હોય ને આગળ તો canada માં તમને ઓછામાં ઓછા વિસ લાખ રૂપિયા કોઈ

તમને સોળ લાખ જેટલા course ના થાય પછી ત્યાં તમારો રેવા કરવાનો ખર્ચો અલગ અને એવી રીતે university છે કે વિશ્વવિદ્યાલયમાં જાઓ તો ઓછામાં ઓછા વિસ લાખ રૂપિયા હોય છે university ના અને એના પછી તમારો રેવાનો ને બધો ખર્ચો અલગ. એટલે તમે વિચારી લોને કે જો તમે ઐયાથી જાઓ તો તમને વિસ લાખ તો ભણવાના કારણકે લઘભગ બધી અઅ સંસ્થામાં એવું હોય છે. કે તમે ત્યાં ભણવા જાઓ એની પેલેથી જ તમારે અઅ દોઢ વરસની તમારે ત્યાંનો ફી જમા કરી દેવાની હોય છે. પછી તમારે આઇયાથી ત્યાં જવાનો

પચીસ લાખ તો તમારે ઘણી લેવાના એની જ જગ્યાએ જો તમારે america માં જાઉં હોય તો america માં પણ એવું જ હોય છે કે તમને પચાસ લાખ જેટલો તો ખર્ચો ઓછામાં ઓછો થાય છે. હવે

એ કેવું છે કે તમારે જો ત્યાં જાઉં હોય ને ત તમારે તમારા bank ના ખાતામા એટલી દેખાડવી પડે કે ભાઈ ના તમે ત્યાં ભણવા જાસો એના પછીય એક વરસની સુધીની તમારી તમે ફી ભરી શકો એટલી તમારા bank ના ખાતામાં હોવી જોઈએ તો આ એક વસ્તુ છે કે અમેરિકા જતા રાખવું પડે છે. America જાવામાં વિમાન નો ખર્ચો પણ બઉ છે મેં એવું સાંભળ્યું છે કે એની જે રકમ છે ભરવા વિમાનમાં બેસવા માટે એ પણ બાકી બધા દેશો કરતા વધારે છે એવું કાંઈ હતું Australia ને america ના આ બે ના વધારે હતા કે વિમાનમાં અને ક્યારેક એવું થાય કે તમારે અઇયા આવાનું થાય પાછું ભારતમાં તો પણ વિમાન ખાસું એવું મોંગુ પડી જાય છે. હા એ વસ્તુ તો છે હમ મને જ્યાં સુધી ખબર છે જે લોકો આવી રીતે વિદેશ જતા હોય છે ને તો પછી એ લોકો બે વરસ સુધી કારણકે જો એ લોકો અઅ ઉચ્ચશિક્ષણ ઉચ્ચશિક્ષણ માં આપડે એમ કેવા જઇયે કે અગિયાર બાર પછી એ લોકો જો college માટે જતા હોય છે તો પછી એ લોકો ચાર વર્ષની કોલેજ હોય તો ચાર વરસ પેલા તો એ લોકો પાછા આવતા જ નથી. પણ સમજો તમે ચાર વરસ અઇયા ભારતમાં કરીને પછી તમે master કરવા માટે જો તમે વિદેશ જતા હોવ ને તો એ બે વરસ સુધી તો કોઈ પાછું આવતું જ નથી એ બે વરસ તો નક્કી જ છે કે એ લોકો વિદેશમાં જ રે છે કારણકે બે વરસમાં હમ આઇયાથી લોન હોય તો લોન ભરશે પછી college એ લોકો ની ચાલતી હોય તો ત્યાં આગળ તે લોકોને ભણવાનું ચાલતું હોય પાછું જો તમને ખ્યાલ હશે જ કે ત્યાં તમારે ભણવાની સાથે સાથે સાઈડમાં નોકરી પણ કરવી પડે જે પ part time job કેવાય છે બધા પાર્ટ ટાઈમ કે તો તમારે એવી નોકરી પણ કરવી પડે ને એમાં અમુક કલાક ફરિજયાત હોય કે ભાઈ તમારે અઠવાડિયામાં આટલા કલાક તો ફરિજયાત કરવી જ પડશે એનાથી વધારે કરો કે ના કરો ઈ તમારી મરજી છે.

તો એટલા કોઈ પૈસા દેવા રાજી જ નથી. એક વસ્તુ વિદેશની સારી છે જે આપડે ભારતમાં લઇ શકીયે કે ભાઈ ભણે છે માણસ તો એની સાથે થોડું વધારે પગાર આપી દો કે આપડે એટલી નોકરીઓ પણ નથી જોવા જઇયે તો બેનું સમાંતર કરીયે તો ભારતમાં એટલી ઓછી નોકરીઓ છે જે વિદેશમાં તમને ઘણીખરી મળી રે આમ સાવ કઈને તો કોઈ અઅઅ દુકાન માં કે પછી કોઈ જમવા જાવાની આપડે જગ્યા હોય ત્યાં બી નોકરીઓ કરિયેને તો બી પોતાનો ખર્ચો તો કાઢી જ લો આ famous છે ને આજકાલ mac d કરીને એ mac d માં જઈને તમે reception બી કામ કરો કે ખાલી computer ઉપર કામ કરો તો બ ખર્ચો નીકળી જાય side માં એટલે આપડે એ વસ્તુ ભારતમાં હોય તો ગણું સારું બઉ થઇ ગયું છે કે હાલો વિદેશ જાઈયે બધા આના માટે જ જાય છે મારુ પણ આજ છે ત્યાં નોકરી સારી છે પૈસા સારા મળે હવે ઈ જ સેમ વસ્તુ આઇયા થતી હોય તો કોઈ માણસ ભારત છોડીને જાય જ નઈ. એ વસ્તુ તો એકદમ સાચી છે.

મને એમ છે કે ભારતમાં પણ ધીમે ધીમે એ બદલાવ તો આવશે પણ આપણું આઇયા જે ભણવાનું છે જે રીતે છે આપણી આઇયા સંસ્થાઓ જે રીતે કામ કરે છે તો મને કે આ કેવું લાગે છે કે કદાચ એના લીધે પણ એવું થાય છે હવે તમને જો તમને ખ્યાલ હોય કે નઈ મને બઉ ખબર નથી પણ વિદેશમાં કેવું હોય છે કે તમને રોજ તમારે college જાવાનું નથી હોતું. જયારે ભારતમાં આપડે એવા નિયમ હોય છે કે ભાઈ કોલેજમાં તમારે આટલા ટકા હાજરી હોવી ફરિજયાત હોય છે. ત્યાંતો વિદેશમાં તો college જ એ રીતે હોય છે. હું મારા મિત્રોની જ વાત કરું તો જે વિશ્વવિદ્યાલય માં ભણે છે ને એ બધા મિત્રોને તો અઠવાડિયામાં એક કે બે વાર જ અઅઅ પોતાની સંસ્થાએ જાવાનું હોય છે તો એને સિવાય પાછો જે સમય હોય બીજો હોય એ લોકો ઘરે બેસી ને કરી શકે એટલે પછી ત્યાં નોકરી કરે અને જે વિદેશમાં નોકરી કરવી એટલે એ ફરિજયાત માને છે કે જેમ તમે કીધું પોતાનો ખર્ચો સરળતાથી નીકળી જાય જો ત્યાં એ લોકો નોકરી ના કરે તો સુ થશે અઇયા ભારત થી એમના માતા પિતા એ એમને ખર્ચો પૂરો પડવો પડશે જે આપણને મોંઘુ લાગે કારણકે તમને ખ્યાલ જ છે કે આપડા ભારતનો રૂપિયો અત્યારે અઅઅ dollar ની સરખામણી એ ઓછો છે એટલે એના લીધે ભારતમાંથી એ બધો ખર્ચો પૂરો પડવો એ થોડું અઘરું થઇ જાય એટલે વિદ્યાર્થીઓએ એમાં તો જરાય ના નથી. હા એજ છે અત્યારે આપડે એક રૂપિયાની કિંમત ત્યાં બ્યાસી point કાંઈક સિત્તોતેર કે એવા કૈંકે છે પણ આવું થોડું આપણું વધી જાય ને કે ભાઈ આઇયા college માં આ બદલાવ લેવાની જરૂર છે ખાલી college માં જઈને તો જોઈએ જ છીએ બાળકો તો કાંઈ એવું છે નઈ કે બાળકો રોજ ભણવાના છે અઅ promotion કેવી રીતે મળી રે વાંધો ના આવે. એ વસ્તુ તદ્દન સાચી છે જો અઇયા ભારતમાં બધી સંસ્થાઓ પોતાનો જે ભણવાનો જે ક્રમ છે ઈ થોડું બદલાવી નાખે થોડો ફેરફાર લઇ આવે કદાચ રોજ પણ college રાખે પણ કોલેજ નો સમય ઓછો કરી નાખે અથવા તો આજકાલ નવું ચાઈલું છે online class ચાઈલા છે તો online આવી રીતે થોડું ભણવાનું રાખે તો કદાચ એવું થઇ શકે ભારતમાં પણ અઅ વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે નોકરી કરી શકે ને એ લોકોને પણ સમજાય કે પોતાની મહેનતથી જાત મેહનતથી કમાવું અને પોતાનું પૂરું પડવું એ કેટલું અઘરું છે ને કેટલું જરૂરી છે. હા એતો છે જો થોડા નિયમોથી જો વૃદ્ધિ થતી હોય ભારતની તો એમાં કાંઈ ખોટું તો છે નઈ પણ સારું છે કે આપડે ભણતર કાંઈ ખરાબ તો છે પણ આતો સુ નોકરી માટે ને એવું હોય ઘણા લોકો હોય કે અઇયા પરવડે નઈ સારા સારા મહાવિદ્યાલય છે જે પરવડતું નથી. જે આપડે સમાંતર કરીયે તો વિદેશમાં સારું થઇ જાય તમારું કે પેલા ભૈન્યા પણ પછી એક બે વરસ માં તમે પાછા કમાવા જ લાગવાના છો.

નઈ એ વસ્તુ તો એકદમ સાચી છે કે પણ કીધુંને કે ભારત છે એ અત્યારે એવો દેશ છે કે જે ખુબ પ્રગતિ કરી રહ્યો છે અને ધીમે ધીમે એવું થાવાનું જ છે કે આ જે વિદેશ કુચ જે અત્યારે ચાયલી છે ઈ ધીમે ધીમે ઓછી થશે અને લોકો ભારત કૂચ કરવા લાગશે વિદેશ કૂચની જગ્યાએ હા એતો છે બઉ જલ્દી થાશે. સારું મજા આવી તમારી સાથે વાત કરીને અને ઘણી બધી જાણકારીઓ મકે આપણું ત્યાં કોઈ મળી જાય ને મળી કે મને મને એટલો ખ્યાલ નતો અત્યારે જાવ માટે અને વિદેશ એવું કે આપણું કોઈ ત્યાં મળી જાય કે પછી કોઈક આમ તમે સુ કેવાય જાણકારી સરખી લઇ ને જાઓ ને તો જ કામનું બાકી તો ના મજા આવે. આગળ કોઈ વિગત જોઈતી હોય તો આપડે ચોક્કસપણે તમે મને phone કરી શકો છો ગમે ત્યારે આપડે પછી વાત કરીયે હા હા ચોક્કસ આવજો.

hello

હા હા આવે છે. સરખો આવે છે. હા હા આવે છે.

hello

અવાજ આવે છે.

અચ્છા શું કરો છે બસ જો બેઠા જે ટાઇમ હતોઅત્યારે વાત થાશે થોડી ખણી હા હા છે જ ટાઇમ અચ્છા તો અત્યારે જે આપણે Marriage નું ચાલે છે અત્યારે juireson હમ તો બાર થોડીક કપડાંની માહિતી મેળવવી હતી તમારી પાસે થી હા હા પૂછી શકો હા તો અત્યારે આપણે કોઈ ને gift આપવું હોય મેચ માં તો કય રીત ના કે રીત ના બોક્સ માં આપડે gift આપી શકીયે. હમ boys માં કે Girls માં હા હાલ માં તો બંને માટે આપવાનું છે કારણે કે હમણાં એક friend ની પણ birthday આવે છે અને boys માં મારા friend ના Marriage પણ આવે છે એટલા માટે ok જો તમારા boys માં friend હોય એને તમે તમારી રીતે આપી શકો છો. હા હા એ તો હું Arrange કરી ને એમની એમની પસંદ પ્રમાણે હું આપી દેશ એતો મને ખ્યાલ છે પણ grils માં મને ખ્યાલ ન આવે ને

પૂછી ને gift આપીયે એ gift થોડું કેવાય ના ના એમ Direct થોડી પૂછવાનું હોય પુછાતા પણ આવડવું પડે એ વસ્તુ વાત વાત માં પૂછી લેવાનું હોય તારી like શું છે Dislike શું છે અચ્છા તો એટલી પણ best friend નથી કે આવી રીતે પૂછી શકાય.

ના ના એવી લાભ જરૂર નથી મારે એટલે તમને ફોને કરો કે શું આવે શું આવે હમ તો તો આમાં Girls માં Most of LeeAccessories નો વધારે શોખ હોય ઘડિયાળ છે પછી Pendle આવે અત્યારે most of lee વધારે છે લોકો ચાંદી નું bracelet લેય છે પછી અત્યારે બાર દુકાન હોય એમાં બધા નવી નવી bracelet મળે છે પછી ઘડિયાળ હોય લોકલો હોય પછી most of leeGirls માં Chocolate વધારે પસંદ હોય છે Chocolate gift આપી શકો છો

Clash માં તો ok

એવી રીતે તમે gift આપી શકો વધારે Custom સેમા આવે સૌથી વધારે

અને જો Marriage Life માં આવવાની હોય તો તેને તમે બુટ સાડી Persh આ રીતે gift આપી શકો `અચ્છા અચ્છા તમને એમ કય રીતે વધારે ગમે તમને કઈ વસ્તુ વધારે ગમે

OK એટલે most topali તમારા માં કપડાં કઈ કઈ Type ના આવે

વધારે પછી ખાસ Ear માટે જવાનું હોય તો Parties માં cloth પેરવાનું હોય આવી રીતે બધું અલગ અલગ આવે અને એમાં ઘણી બધી Varieties આવે હમણાં Marriage ચાલે તો હમણાં New Fashion આવી છે નીચે પ્લાઝો આવે ઉપર Blouse આવે અને એની ઉપર ડુપતો અથવા કોટી આવી રીતે અને આ રીતે બધી અલગ અલગ Fashion આવી છે હમણાં

કઈ રીત નું Marriage નું Graduation અને કય રીત નું ચાલે છે અને શું કોઈ ને યાદ નોતા કરયા અને તો કામ પણ થાય જાય અને વાત પણ કે ફિટ માં શું કરે છે અને કેમ છે હમ હમ સારી વાત છે શું સારું પડશે શું સારું નય પડે હમ તો તમારા friend ના Marriage પણ છે હા હા એને Marriage પણ છે તો એનું બધું Engage ment ને એવું બધું બાકી છે. ok તો ઘણા function વધારે છે કે ઓછા function માં તો most topali બધે જતો નથી પણ friend માં હોય એટલે જવું પડે કામ હોય ત્યાં હમ તો હલ્દી રસમ હશે સંગીત હશે પછી Marriage હશે આવી રીતે તમારે જવાનું છે

હ તો હલ્દી રસમ માં તમે shut પણ પેરી શકો પછી Indowesten type હમણાં New Fashion આવી છે ઉપર કુર્તા type

Wedding માં તો બધાએ Blazer પેરવાનું નક્કી કર્યું છે અને હલ્દી માં કુર્તા માં લભગક પીળા કલર ના કૂર્તા પેરવાના છીએ બધા એ Decide કરી લીધું છે સીવડાવા પણ આપી દીધા છે માપ લય લય ને હમ સારું કેવાય અત્યારે Yellow કલર ની Fashion છે હવે તો બધા સેમ જ theme કરી નાખે છે જેમકે હલ્દી હોય તો બંગાળી આ રીતે બધા અલગ અલગ theme રાખે છે હા એ બધી અલગ અલગ હોય છે theme તો કાય ખ્યાલ નથી કારણે કે એ વિભાગ માં અમે છીએ નય અને એનું કામ કરવા પણ હવે તો અમારે તો દોડવાનું છે ખાવા છે

તેમાં જય ને આપડે તેઓ ની મુલાકાત લય શકીયે હા એ તો Internet તો મળતી ઉપર આવે અને એમાં તો હું ગુંચવાય જઈ આપડે શું લેવું ને શું ન લેવું એમાંથી એમાં પાછું એવું થાય લેવાની હોય એક વસ્તુ અને પસંદ આવી જાય ચાર પાંચ વસ્તુ પછી ખર્ચો પણ વધી જાય અને એમાં થોડોક આપણે કાપડ નો ખ્યાલ પણ ના આવે કેટલું કાપડ છે એટલા માટે પછી ને આવી ત્યારે પૂછવાનું નક્કી કર્યું અને આવી રીતે પૂછીને જોય જોઈએ કે શું સારું લાગે શું સારું ન લાગે Online વસ્તુ આપણે જોય શકીયે પણ તેમાં કાપડ ને cheque ન કરી શકીયે અને ઘરે Online વસ્તુ આવે પછી ખબર પડે કે આમ અલગ હતું ને કાપડ પણ અલગ છે હ એવું થાય એટલા માટે લોકો વધારે એટલા માટે વધારે Use નથી કરતા Online પણ અમુક વસ્તુ માંજ એવું થાય છે કાપડ બાબતે એવું થાય કે કાપડ ઘરે આવે ને પછી આપણે ખબર પડે હૈ માટે અલગ થી આપણે તો પછી આપણે એને આપણે એને Replays પણ કરી શકીયે પણ એમાં ટાઇમ વધારેવાયો જાય પાછો Replays નો option પાછો આપે જ છે કે તમે સેવન Des ની અંદર Replays કરી શકો અથવા Re order કરી શકો પણ પાછો એમાં ટાઈમ વયો જાય એ માંડ માંડ કરીને તમારે એકાવન દિવસે order આવ્યો હોય અને પાછું આપડે Replays પાછું બે દિવસે Replays થઈ ને ત્યાં જાય અને ત્યાંથી પાછું ત્રણ દિવસે આયા Return આવે એમાં પાછું આપણે cheque કરવાનું આપને જે જરૂરિયાત હોય ત્યારે પછી મળે લેસન મહિનો અભાવ ના કારણે ક્યારે most topali લોકો એ ન વિચારે એ કરવાનો હું છ હમણાં તો ભાડા પર ચાલે છે નરેશ ના લોકો પોતાની વસ્તુ લેવા કરતા ભાડા લાય આવે

ના એવું નો કરાય એની કરતા તો ઘરે થોડોક વધારે ખર્ચો થાય પણ એક જ ખર્ચા માં પછી આપણે હંમેશા માટે આપડે તકલીફ નો રેય એવું થઈ જય એટલે ઘરે તે સિવડાવી નખાય અથવા તો બાર સીવડાવા હોય તો બાર સીવરવી નખાય અને તૈયાર લેવું હોય તો તૈયાર પણ લય લેવાય પછી ભાડે લેવા જઇયે એટલે એક દિવસ નું ભાડું Something પાનસો છસો રૂ બધેય Normal તો હોય જ Blazer નું હમણાં જાવ તો પાનસો છસો ભાડું હોય તો બે ત્રણ વાર તમે ભાડે લેવા ગયા હોવ તો એક આખું નવું બ્લેઝર બની જાય ને પછી એ આપણે ભાડે લાવવું પણ ન પડે કોઈ ને ભાડે પણ આપી શકીયે એમાંથી આપણે હમ મારે આવી રીતે જ છે મારાથી નોંધાયેલા છે એ ભાડે આપું હા most topali એવું હોય છે જે Heavy ડ્રેસ આપડે જે સીવરેલાં હોય છે એ પાલર વાળા અથવા તો દુકાન વાળા હોય તેમને આપી દેવાના એટલે એ Odair માં આપી દેય ભાડે અને આપણે એમાંથી અમુક ટકા નફો આપે

ના હવે અમે પાલર માં ને આમ નથી જતા અમે તો ઘરે જ આપીયે હા ઘરે પણ આપે જે સિલાય કામ કરતુ હોય તો એમને ત્યાં most topli બોવ Odair આવતા હોય તો એ વ્યકતિ જે આવી રીતે કામ કરતુ હોય કરતા હોય કે આપ લે નું કામ કરતા હોય જ ભાડે આપતા હોય તેમાં પણ ચાલે અને પાલર માં પણ આવું જ હોય છે કે તૈયાર થવા જતા હોય છે તો ત્યાં આવી રીતે Adhersh આપી દેતા હોય છે અને ભાડે લેતા હોય છે લોકો એ Think પણ થાય છે Direct

હા decoration પણ લોકો વધારે કરાવે છે કારણકે ટ્રેન જોય ને એડ બીજા પ્રમાણે અને લોકો શીખે અને લોકો નવું નવું શીખે હમ ઘણા માણસો અમે લોકો તો ગામડે મારા ફઈ ના Marriage હતા અને અમારી સાથે જ અચ્છા હમ દેખાવો કરવામાં લોકો આમ વધારે મને છે કે આમ વધારે સારું લાગે શુશોભિત લાગે એવું બધા ઇચ્છતા હોય છે અને હમણાં તો decoration માં કોઈ બી બધા venetable કપડાં હા Normal નાની એવી birthday party હોય તો પણ લોકો વાળ અને Fashion કરાવતા હોય છે એમને જે Decorate Celebrate કરાવવું હોય તે વધારે મજા આવે જે શણગારેલું હોય લે વધારે મજા આવે તો એટલે માટે લોકો નં decoration કરાવતા હોય છે હમ ઘડીક રય ને આવીશ પેલા ઢાંકણા પાથરણાના જુદી જુદી વસ્તુ હોય decoration કરવા હા બધું આવે decoration કરવાનું નથ નવું આવા જ કરે ચાલ્યા કરવાનું છે એ રીતે નવું નવું આવ્યા કરેઅને લોકો અપનાવ્યા કરે હમ પછી નવા નવા આવી રીતે Accessories ને કપડાં ને બધું નવું નવું આવ્યા કરે એટલે પછી આપણે Confuse થાય જવી ક્યાં કપડાં પેરવા અને શું gift આપવું એ બધું એટલે પછી મેં વિચારું ચાલો ને બધા ને ફોને કરી ને પૂછી જોઈએ કે કયું gift અપાય ને કયું નો અપાય હમ એ પણ છે આપણે પૂછવું પડે હા એટલા માટે મેં પેલો ફોને Direct તમને કર્યો બીજા friend કર્યો જો કે બ્લેઝર ને એવું શું પેરવાનું છે આપણા friend ના લગન છે તો તો અત્યાર સુધી એ વાત ચાલતી હતી પછી મને અચાનક થી યાદ આવ્યું કે આપણા friend ની birthday પણ છે. guest બે ત્રણ દિવસ તો હવે એમાં શું કરવું હવે એને gift આપવું પડશે અને એવી બધી શાંતિ થી વાત કરીયે ના પછી મને યાદ આવ્યું કે હા તમને ફોને કરી જોવ તમને વધારે ખ્યાલ હોય હમ આપડે હોય એટલે Accessories વધારે એવી રીતે Accessories વધારે ચાલે અને ગમે ત્યારે એ તરીકે ઉપરની વાત કરી શકીયે. હા હા એ બધું પણ આપવા જેવું છે gift માં તો તમે દેશ ની shop પર જાવ ને તો તમને એમ લાગે કે આ એક થી એક વધી ને gift છે અને પછી તેમાં તમે Kan fuse થઈ જાવ કે શું gift આપવું શું gift આપવું એટલા માટે ઘરે થી જ નક્કી કરી ને ગયા હોય ને કે આજ gift આપવું ત્યાં જાય ને આમ Direct દુકાન દાર ને કીધું હોય કે આજ અમને બતાવો તો એ Direct એ જ બતાવે ને ને આપણે Direct એ જ લઈએ

boys માં Variety ને એવું બધું નો આવે કપડાં માં ને Accessories માં મોટે ભાગે તો Watch આવે અને bracelet પણ ન આવે કેવાય કે આપણે લકી kitchen જેવું એ કિચન Type આવે અને

hello hello અવાજ આવે છે શું આવે છે આવે છે પાછળ અચ્છા હ આવે છે થોડોક Problem રેય રેશે અમારે આયા Areo છે થોડોક એટલા માટે

એજ ને